આ તો કેવું? હા, અને આ કેવું ચોખવટ કરેલી હોય તો સારું રેય. પછી તયાં જઈ ને આપણે problem, આપણે બધા પોત-પોતાની રીતે મંગાઈએ ને છેલ્લે પછી contribution કરવાની વાત આવે તો લોચો પડે.

હમ્મ. શું કર્યુંતું એણે? શું કર્યુંતું? હમ્મ. હમ્મ.

હમ્મ. હમ્મ.

હ, હમ હમ. હમ્મ. હમ્મ.

સાચી વાત છે. હા અને આપણા, હા અને આપણા જ પૈસા આપવન એટલે ચિંતા નઈ એમ. એટલે બધું ચોખવટ કરી જ લેવી!

હા એ બી છે અને જો બધા જોડે થોડી પૈસા હશે. બધા locker માં જ મુકશે ને! Park માં થોડી બધા bags લઇ-લઇ ને ફરવાના હતા. તો તામર લોકો ને થયેલું એવી same situation અઇયાં બી થાય તો શું કરવાનું? એટલે પૂછી જ લેવાનું, ચોખવટ કરી લેવાની સારી. હમ્મ. બધું enter થતા પેલા જ બધું પૂછી લેવાનું. પછી tickets નું જે તે પૈસા થતા હોય બરાબર, એ આપણે બાર ના બાર જ discuss કરી લેવાના અને

કે આટલા પૈસા ખૂટ્યા, આટલા વધારણ આયા. એ બધું થાય જ નઈ રામાયણ પછી.

ના ના. બો બધું હોય છે. એનું આખું menu card જ એ લોકોએ Google પાર મૂકેલું છે! બધું બો મળે છે ત્યાં. એમાં પાછુ કેવું છે, કે તમને જે backed item ઓ ગમતી હોય ને, જે ખાવું હોય એ બધું જ મળે. Pizza, Pasta થી લઈને છોલે-ભટુરે છે, પછી પાણી-પુરી છે, ice-cream છે, પછી આ. આલુ પરાઠા છે, પછી તમારે fix -થાળી લેવી હોય તો એ બી છે. Western માં તમારે જે ખાવું હોય એ. હા, બધું જ છે ત્યાં. Fries થી લઇ ને બધું જ છે. Coffee છે, cold-drinks છે! પછી ચા-નાસ્તો બી ત્યાં મળે છે. એટલે એવું તો કશો, કશો problem નઈ જોઈ લઈશું આજુ બાજુ માં કઈ. એટલે resort માં, resort માં કેવું રહેશે?

હમ્મ. તો આજુ બાજુ માં કોઈ hotel ખોરી લઈશું! એ બી છે! જો ને હું જોઈ લવ ચાલ. કેમ કે આ જે water park છે ને, એ મેહસાણા ની અંદર નઈ, મેહસાણા થી બાર છે.

હમ્મ. એ જ ને! જો પણ આ જે, resort છે ને એની બહાર café છે પછી એક સહજાનંદ restaurant છે. પછી

આખી restaurant જ છે. લાગે છે તો સારું, કેમ કે food ના ને બધા photos મુકેલા છે. એક minute જોઈ લવ સારા છે. Review બી સારા છે, હા. હા સહજાનંદ!

પૂછી ને તો હું તને message કરી દઈશ ચાલને! તો આ સહજાનંદ final ને. કાઠિયાવાડી બી છે, ગુજરાતી બી છે, જેન જે ખાવું હશે એ. હા. હા હા. હા ચાલ ફોન કરજે જેવું હોય એવું, બરાબર. હા ચલ, bye. નમસ્કાર સર, હું આદિત્ય બિરલા કપિટલ્સમાંથી વાત કરી રહ્યો છું, સર. શું સહાયતા કરી કરી શકું સર આપની?

બરાબર છે સર, છ મહિના પહેલા લીધેલી છે. એક વર્ષની તમારી એક્ટિવ બોલાય છે, બરાબર છે સર? અને અત્યારે તમારે હેલ્થ ચેકઅપનું જે સ્લેબ છે એ બુક કરાવવું છે. તો સર એના માટે કસ્ટમર કેર જે તમારે પોલિસી જ્યારે લીધી હશે એ ટાઈમે તમને ફિઝિકલ પેપર આપ્યા હશે અને તમારા ઈમેલ આઈડી જે આપી હશે એ ઈમેલ આઈડી ઉપર તમારામાં મેઇલ આવી ગયો હશે. અને એ મેઇલની અંદર એક નંબર આપેલો હશે. બરાબર છે, સર? એ નંબર પર તમારે કોલ કરવાનો રહેશે. સ્પેશિયલી તમારા હેલ્થ ચેકઅપ માટે જે બુક કરાવવાનો છે સ્લોટ બરાબર છે, સર? ત્યાં તમારે બધુ કેશલેસ પતિ જશે સર. જ્યારે તમે બેશક હોસ્પિટલની બહાર જશો તો સર તમને એ એનો ચાર્જ લાગશે અને પછી એના બિલ મૂકવાના રહેશે. બરાબર છે સર?

તમારે સ્વેપ છે એ બુક કરાવવાનું રહેશે કે મારી અને મારી વાઈફનું, બુક કરાવવાનું રહેશે બરાબર છે સર? હા સર, તમે એને કોલ કરશો એટલે સર જો આવેલેબલ હશે એટલે તો એ જલ્દી જ બુક કરી લેશે અને જો હેલ્થ ચેકઅપના બધા સ્ટોક બ્રેક હશે તો સર એક બે દિવસ લેટ થશે. આજે તમને એપોઇન્ટમેન્ટ મળી જશે સર ડોક્ટરની. તમે જે હોસ્પિટલમાં જશો એ હોસ્પિટલમાં, બરાબર છે સર? બંનેના હેલ્થ ચેકઅપની તમારે બુક થઈ જશે. અને એની તમને ટાઈમ અને તારીખ સાથે એપોઇન્ટમેન્ટ. એપોઇન્ટમેન્ટ માટે તમારે આખો લેટર જ આઈ જશે. તમારા કન્ફર્મ કર્યા પછી.

અને હેલ્થ ચેકઅપમાં કઈ રીતે હોય છે, એમ સર? તમારી જે આ જે કપલ વિમાની જે તમે પોલિસી લીધેલી છે આ હસબન્ડ વાઈફની એની અંદર ફૂલ બોડી કવર કર્યું છે, સર. તમે સર સ્લોટ બુક કરાવશો અને હોસ્પિટલમાં જશો તો તમારી અપોઇન્ટમેન્ટ સેલેરી બુક હશે ત્યાં જઈને તમારી ફૂલ બોડી ચેકઅપ કવર કરશે, સર. એમ તમારૂ બ્લડ પ્રેશર આવી જશે, બ્લડ ચેકઅપ આવી જશે, એમાં તમારા સુગર ટેસ્ટ આવી જશે, યુરીન ટેસ્ટ આવી જશે અને પછી તમારું હેલ્થ ચેકઅપ થઈ જશે. બરાબર છે, સર? પછી તમારે MRI કરાવવો હોય છે તો MRI થઈ જશે સર. સિટી સ્કેન થઈ જશે, બરાબર છે સર? દરેક જાતના મતલબ જેટલા બી રિપોર્ટ આવે છે બોડીને લગતા જરૂરી રિપોર્ટ્સ એ બધા જ કવર કરે છે, સર. તમારું પ્લસ તમારી વાઈફનું, બંને જણના. પૂરી બોડીના ફૂલ ચેકઅપ થઈ જશે સર. હા સર, તદ્દન ફ્રી હોય છે સર. તમે જે પ્રીમિયમ ભરેલું છે ને? આદિત્ય બિરલાની પોલિસી લીધેલી છે? એની અંદર કવર કર્યું છે આ કે તમે કોઈ ટ્રીટમેન્ટ લો કે ના લો પણ તમારે એક વર્ષની અંદર બંનેની બંનેનું એક ફૂલ બોડી ચેકઅપ છે સર એ હોય છે ને હોય છે જ. ખ્યાલ આવી રહ્યો છે સર? એના કોઈ એકસ્ટ્રા ચાર્જિસ નથી હોતા. એ તમારી માટે સર બિલકુલ મફત હોય છે, સર. એ અંદર જ કવર કરે છે તમારી આ પોલિસીમાં જ, સર. ના સર, એમાં કોઈ મેડિસિન નથી આપતા સર, કેસ ફી પણ નથી હોતી સર. તમારી ઓલરેડી તમે જે ફોન કરાવશો, તમે જે ફોન કરશો આદિત્ય બિરલામાં, અમારા એકજયુકેટીવ ઓફિસર તમારી અપોઇન્ટમેન્ટ બુક કરી દેશે કોલ કરીને સર. તમારા તરફથી બરાબર? એટલે ત્યાં જશો એટલે તમારો કેસ કાઢેલો જ હશે સર અને એના કોઈ પૈસા નહીં લે તમારી પાસેથી. ઓલરેડી બુકડ જ હશે સર. એ બધુ અમારા તરફથી છે બરાબર? આદિત્ય બિરલા તરફથી તમને કૅમ્પલિમેન્ટરીમાં મલી જશે સર, જે તમે પોલિસી ખરીદી છે એની અંદર. હા સર? તો તમારે શેનું ઓપરેશન કરાવવાનું છે? હા સર તમારે શેનું ઓપરેશન કરાવવાનું છે? આંખનું ઓપરેશન કારવવાનું છે, ઓકે સર? તો કવર થઈ જશે સર, આપડી આ પોલિસીમાં આંખનું ઓપરેશન કવર થાય છે, સર. આઈ સર્જરી કરાવવી છે કે તમારે MRI? તો એ સર્જરી જશે, સર. આપડી આ પોલિસી છે એ કવર કરે છે, સર.

તો તમારે સર એક પણ રૂપિયો આપવાનો રહેશે નહીં. તમે પૈસા વગર જશો હોસ્પિટલમાં તો પણ ચાલશે. ત્યાં જશો એટલે તમે આ પોલિસી નંબર આપી દેશો એટલે તમારી એપોઇન્ટમેન્ટ બુક થઈ જશે, તમારી સર્જરી પણ થઈ જશે, તમારે કોઈપણ જાતના બેડ ચાર્જ લાગશે નહીં સર એમાં, કોઈપણ જાતના મેડિસિનનો ચાર્જ નહીં લાગે સાહેબ, ત્યાં ઇવન કેસ ફી પણ તમને નહીં લાગે, સર. એ બધુ આઈ જશે, સર. એ પણ તમે ક્યારે એ પણ ક્યારે આપડી દસ હજાર પ્લસ કેશલેસ હોસ્પિટલ્સ છે ઇન્ડિયામાં એમાંથી કોઈ પણ જગ્યાએ જશો, તો તમારે કોઈપણ જાતના ચાર્જિસ રહેશે નહીં, સર. એ કેશલેસ મતલબ કે કોઈ ચાર્જનો એકપણ રૂપિયો આપવાનો રહેતો નથી, સર. સર એમાં એકસ્ટ્રા કોઈપણ પ્રકારના પૈસા આપવાના રહેતા નથી. બરાબર છે, સર? ના સર, માંગે જ નહીં સાહેબ. એમાં જે તમે પોલિસી નંબર આપોને એ તમારી પોલિસી નંબર પર જ બધુ થઈ જતું હોય છે, સર. પોલિસી નંબર જે છે એ તમારી આદિત્ય બિરલાની આઈડી થઈ એવું કહેવાય, સર. તમે અને તમારી વાઈફ બન્નેમાંથી કોઈને ઇમરજન્સી કે ગમે તે આવે છે, મેડિકલ ઇમરજન્સી, તો તમારે ખાલી હોસ્પિટલમાં જઈને નંબર આપવાનો રહેશે. નેટવર્ક હોસ્પિટલની અંદર ત્યાં તમારી પાસે કોઈપણ જાતના પૈસા નહીં લે, સર. જ્યાં તમારી સારવાર અલગ રીતે થશે, સર. જે નોર્મલ પેશન્ટ હશે એના કરતાં અલગ રીતે થશે, સર. તમને બધુ ત્યાં પ્રોવાઈડ થઈ રહેશે, સર. અને સવાર સાંજ નાસ્તાથી લઈને બધુ આવી જશે, જમવાનું પણ કવર કરે છે, સાહેબ. ઇવન, તમે આદિત્ય બિરલાની આપણી જે નેટવર્ક હોસ્પિટલ છે એમાં જાવ છો, તો તમને આ બધી સુવિધાઓ મળે છે. પરંતુ, જો નેટવર્ક હોસ્પિટલની બહાર જાઓ છો તો પણ તમે આ બધી સુવિધાઓ તમે પ્રાપ્ત કરી શકો છો, પણ એની માટે તમારે સર સૌપ્રથમ પોતાના પૈસાથી બધુ યુઝ કરવાનું હોય છે, જેટલી જે ફેસીલીટી છે એ બધી. અને પછી એના જે બિલ્સ ઇનવોઇસ જે પણ હોય છે અને એ બધા તમારે સાચવીને મૂકવાના રહેશે. બરાબર છે, સર? હા એ બધા બિલ તમે સાચવીને મૂકી રાખશો. પછી અમારી જે પોલિસીનો જે એકઝયુકેટીવ સાથે તમે જોડાશો અને એમને વાત કરશો કે આવી રીતે મેડિકલ ઇમરજન્સી છે, બરાબર છે? બીજા દિવસે તમે એડ્મિટ થયા પછી કોલ કરી દેશે. એટલે અમારા એકઝયુકેટીવ છે એ તમારી ત્યાં હોસ્પિટલમાં પહોંચી જશે, સર. અને તમારે એને લગતી બધી જ માહિતી તમને આપી દેશે સર કે આવું આવું છે હવે તમારે આ બધા બિલ સબમિટ કરાવવાના રહેશે. અને બીજી વાત, ફિફ્ટીન ડેય્ઝ, પંદરથી વીસ દિવસની અંદર તમારા જેટલાબી પૈસા તમે ખર્ચ્યા છે એ બધા તમને તમારા એકાઉન્ટમાં તમને પાછા મળી જશે, સર. કાં તો ચેક થ્રુ મળશે કાં તો તમને એકાઉન્ટમાં જમા કરી આપવામાં આવશે, સર. માહિતીમાં ખ્યાલ આવી રહ્યો છે ને સર જે સમજાવી રહ્યો છું એ? હા સર.

તો સર તમારો કેવાનો મીનિંગ એ છે કે જો તમને ક્યાંક એડ્મિટ થયા છો નેટવર્ક હોસ્પિટલની અંદર અને તમે એની સર્વિસ સાથે સેટિસફાય નથી અને તમારે, બીજી કોઈ હોસ્પિટલમાં જવું છે ટ્રીટમેન્ટ લેવા માટે તો પોસિબલ છે કે નહીં એ હું પૂછી લવ છું, બરાબર છે સર? હા તો સર એ પોસિબલ છે, સર. જો તમે નેટવર્ક હોસ્પિટલમાં જાવ છો, બરાબર છે? અને ત્યાં તમે અઘરી ટ્રીટમેન્ટ કરવી છે તમારા પોલિસી નંબર ઉપર અને તમે ત્યાં સેટિસફાય નથી. જો તમે બીજી કોઈ કેશલેસ હોસ્પિટલમાં જવા માંગો છો, કેશલેસ હોસ્પિટલમાં બીજી કોઈ તો ત્યાં જઈને પણ સેમ પ્રોસીઝર હશે સર. એ અડધું ડોક્યુમેન્ટેશન તમારું ત્યાંનું રહેશે, ત્યાં જે ચાર્જિસ હશે એ તો આપણે ભરી જ દઇશું, કંપની થ્રુ. પણ જો તમારે બીજી હોસ્પિટલમાં જવું છે તો આ સેમ પ્રોસેસ છે તો તમારે ત્યાં જઈને પ્રોસેસ, જે પોલિસી નંબર જે છે એ નંબર આપી દેવાનો રહેશે. અને ત્યાં તમારું સ્ટેટમેન્ટ પછી પાસ થઈને પાછું ચાલુ થઈ જશે અને ત્યાંની મેડિસિન ચાલુ થઈ જશે, બરાબર છે હમ તમારે નેટવર્ક હોસ્પિટલની બહાર જવું હોય બીજી કોઈ હોસ્પિટલમાં, તો પણ સર એનો કોઈ ઇસ્યુ રહેતો નથી. બરાબર છે સર? અડધી ટ્રીટમેન્ટ તમારી કેશલેસમાં થશે અને અડધી ટ્રીટમેન્ટ તો તમારે એના બિલ, ઇનવોઇસ અને એના મેડીસીનના ચાર્જિસ

આની સર એક બીજી પણ બેનિફિટ છે આ પોલિસીની આપડે આદિત્ય બિરલા તરફથી તમને મળી રહી છે સર. જો તમે જો ટ્રીટમેન્ટ કરાવો છો, બરાબર છે? હોસ્પિટલમાં અને હોસ્પિટલાઇઝ થાવ છો ત્યારે તો તમને બધી ફેસીલીટી મળે જ છે. પણ જો તમે હોસ્પિટલાઇઝ થઈને પછી ઘરે જાઓ છો અને પંદર દિવસથી વીસ દિવસનો જે તમારો બેડરેસ્ટ હોય છે ડોક્ટર આપે છે એ ટાઈમે જે તમારો ખાવા-પીવાનો જે ખર્ચો છે, જે દિવસનો ખર્ચો લાગે છે એ પણ ગણતરી સાથે આપણી કંપની તમને આપી રહી છે સર. મતલબ કે જો ફ્રૂટ્સ છે, એસેન્સિયલ્સ છે, જમવાનું છે. આજે તમે સેવન કરો છો જેનું, મેડિસિન તો કવર થવાની જ છે. પણ જે તમે જમો છો એનો પણ જે ચાર્જિસ જે લાગશે એ પણ તમને કંપની કવર કરી આપશે, સર. હા સર, આદિત્ય બિરલા આ રીતે સર બેનિફિટ તમને આપશે સર બધી રીતે. હા સર. બરાબર છે. મતલબ રિન્યુઅલ માટે પૂછો છો સર, બરાબર? હા સર તો આમાં બીજા એક ઍક્ટિવ હેલ્થ પ્લેટિનમ એનહેન્સ છે સર. એમાં હેલ્થ ઇન્સ્યુરન્સ આવશે, વેલનેસ બેનિફિટ આવશે પ્લસ આવશે મતલબ જે કોવિડ નાઇન્ટીન જે છે ને એમાં હોસ્પિટલાઈઝેશન છે, એક્સપેન્સિસ છે જો તમે અત્યારે હોસ્પિટલાઇઝ થાઓ અને જેટલાબી ખર્ચા છે ને એ બધા કવર કરે છે, સર. બરાબર છે, સર? એનું પ્રીમિયમ સાત હજાર સાતસો બાવીસ રૂપિયાનું છે, એક વર્ષનું સર. બરાબર છે? અને પહેલા જ દિવસથી કે જ્યારથી તમારો પોલિસી નંબર આઈ ગયો પહેલા જ દિવસે રજીસ્ટ્રેશન કર્યું ત્યારથી જ પોલિસી જે તમારી પોલિસી જે છે એ એક્ટિવ થઈ જશે, સર. બરાબર છે સર? તૈયારીમાં જ. એમાં સર આઠ હજાર સાતસો પ્લસ કેશલેસ હોસ્પિટલ છે સર. નેટવર્કમાં આપડી કે ત્યાં તમે કેશ વગર પોલિસી નંબર આપીને ટ્રીટમેન્ટ કરાવી શકો છો, સર. પછી સર અમારા જે એક્સપર્ટ હેલ્થ કોટ છે એમનો મેડિકલ એક્સેસ પણ તમે મેળવી શકો છો. ન્યૂટ્રિશન જે આપણાં ન્યૂટ્રિશન્ટ છે એમના થ્રુ તમે બધુ પૂછી શકો છો કે મારે શું જમવું જોઈએ કે શું નહીં એ બધુ. ખ્યાલ આવી રહ્યો છે સર? હા સર બીજો એક પ્લાન છે સર એ એક્ટિવ એસ્યોર ડાયમંડ પ્લસ સુપર હેલ્થ એ પણ છે સર. એમાં પણ સેમ એવું જ રહેશે સર. કે એમાં તમે ત્રીસ ટકા સુધીના પ્રીમિયમ હેલ્થ રિટર્ન્સ મળી શકશે સર તમને. મતલબ કે તમે આવતા વર્ષે જ્યારે રિન્યૂ કરાવશો ત્યારે જે આ દસ હજાર સાતસો અને અડસઠ રૂપિયામાં જે પડ્યો છે તમને આ વર્ષે તો એમાં સર તમને ત્રીસ ટકા સુધીનો ફાયદો મળશે, સર. મતલબ કે તમને સાત હજાર સમથિંગમાં પડશે, સર. સાત હજાર સો ના સમથિંગમાં પડશે સર. આટલું બેનિફિટ સર તમને આમાં મળી જશે સર. અને એમાં પણ આઠ હજાર પ્લસ હોસ્પિટલ્સ છે. એ પણ કોવિડ તમારે કવર કરે છે, સર. બરાબર છે, સર? અને એમાં વર્લ્ડ વાઈડ ઇમરજન્સી આસિસ્ટન્ટ સર્વિસિસ છે, સર કે તમે ઇવન બહાર ગયા છો આધર કન્ટ્રીમાં ફરવા માટે અને ત્યાં તમને કશું થયું છે અને તમારો પોલિસી નંબર આપશો તો ત્યાં પણ સર આ વેલીડ ગણાય છે, સર, અધર કન્ટ્રીમાં. એવું નથી કે ખાલી ઇન્ડિયામાં જ પણ ઇવન તમે બીજી કોઈ કંપનીમાં છો ઇન્ડિયાની બહાર તો પણ સર તમે સર આનો લાભ મેળવી શકો છો સર. તમે વર્લ્ડવાઈડ મેળવી શકો છો આનો લાભ સર. બરાબર છે, સર? અને આમાં, હા સર. હા સર, યરલી પ્લાન રહેશે, યરલી પ્રીમિયમ રહેશે. દર વર્ષે તમારે આને રિન્યૂ કરાવવાના રહેશે, સર. મતલબ કે રિન્યૂ કરાવશો ત્યારે સર દરેક પ્લાનની અંદર દસ ટકા ફી લઈ લે. ત્રીસ-ચાલીસ ટકા સુધી તમને એનો બેનિફિટ મળશે, સર. મતલબ કે, હા હા મતલબ તમે પ્લાન ચેન્જ કરો એ પ્રમાણે હોય છે, સર. તમે તમારા હસબન્ડ વાઈફનું કરાવવાનું છે આખો પ્લાન એ ચેન્જ કરશો તમે અને ફેમિલી પ્લાન કરાવો છો તો એના પ્રીમિયમ વધી જશે, સર. બરાબર છે? અને જો વધી જશે, પણ તમે જો એના એક આદિત્ય બિરલના પહેલેથી જૂના કસ્ટમર છો તો આવતા વર્ષે તમને દસ ટકા ફી એટલે ચાલીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી જશે સર એ પ્રીમિયમ ઉપર. એટલે તમારે એટલા પૈસા ઓછા ભરવાના રહેશે, સર. બરાબર છે સર? માહિતીમાં ખ્યાલ આવી ગયો સર? જે પણ ઇન્ફોર્મેશન આપી એમાં? ઓકે સર, ઓકે સર. આદિત્ય બિરલમાં કોલ કરવા બદલ ધન્યવાદ સર. આપનો દિન શુભ રહે. સિદ્ધાંત નમસ્તે સિધાંત ના દ્રીશ્તીયે જે સ્વીકારાય છે તે વ્યરહાર મા જોવા મળતું નથી. સમાનતા ની ત્વચા મા આપળે જોયી રહ્યા છે સમુપૂર્ણ સમાનતા શક્ય નથી દરેક વ્યક્તિ ને શારીરિક બોધિક વગેરે શક્તિ સમાન ના હોવા થી. સમાન હમણાં વિકાસ સાધી સકતા નથી પરિણામે આર્થીક અસામનતા નું દરેક રાજ્ય મા અસ્તીત્વ ધરાવે છે પરંતુ આર્થીક નીળી દ્રીશ્તીયે આ પ્રમાણ બને એટલું ઓછુ રાખું જોયીયે અને આ અનિવાર્ય પણ છે. પરંતુ જો આસમાનતા નુ પ્રમાણ વધતુ જાય તો તેમની આર્થિક સ્થિતિ નબળી હોય તે વધારે ન વધારે નબળું બેસતુ જાય છે પરિણામ એ અનુસ્થીતી જેની આર્થીક કરતા વધારે હોય છે તે ધનિકો વધારે ન વધારે ધનિક બનતા જાય છે. આમ આર્થીક અન્ય નુ પ્રમાણ વધતા ધનિકો ને ગરીબો વચ્ચે નુ અંતર પણ વધતું જાય છે તેમ હોવા થી ગરીબો માટે જરુયાતો સંતો થી અસ્કયા બનતા બનતા પોતે તેમનું અ સતત ક્રાંતિ ના નથી સુખ મા રાજી આ બાત ને ધ્યાન મા રાખી એવા કાયદા નીતિયો કાર્યક્રમો આયોજનો વગેરે કરવા તથા અમલ મા મુકવા જોયીયે તે રાજ્યો ને સંતો ને વિકાસ થાય ને સૌ ને આર્થીક લાભ મળે. તો અમુક લોકો ને વધુ લાભ મળે અને મોટા ભાગને પ્રજા ને ઓછુ મળે તે ઘણા બધા તેના થી વંચિત થઇ જાય તો તેવો તે મુખ્ય જનો ની જત્થા નુ વિના નથી. ત્યારે કોઈ પણ રાજ્ય મા અશાંતિ અંધારો થી Divorce ક્રાંતિ થાય છે ત્યારે તેના પાયા મા મોટા ભાગની પ્રજા આર્થીક અન્ય સામે ની જે રસ

અન્ય સમાનતા ની જેમ આર્થીક સમાનતા પણ સંપૂર્ણ અસ્તીત્વ ધરાયી સકે નહી એ જે સમાનતા ની સાથે હેડી જે પ્રકારો છુપાયેલા છે તે સમા મા અન્ય અસમાનતા ભેદભાવ નુ પ્રમાણ ઓછુ મા ઓછુ હોય તોજ લોકો સામાજિક રાજ્કિય આર્થીક ન્યાય સારી રીતે ભોગી સકે છે.

લોકશાહી માટે આ ત્રણે સ્થિર અનિવાર્ય છે જેટલા સમય મા સ્વંત્રતા સરકાર સમાનતા નું નીય પ્રમાણ વધારે કેટલા સમય મા લોકશાહી વધારે સુરક્ષિત અને બુદ્ધિજીવી બને છે આ દ્રીસ્તીયે લોકશાહ ની ચિંતા છેટા સવ એ સ્વન્ત્રા સમાનતા નુ નેવી સફલતા માટે સતત પ્રયત્નશીલ રેહવું જોયીયે તેમજ તેમનુ અભ્યાસ પોતે તેમજ વધુ ન વધુ સંસ્થા મા લોકો સ્વંત્ર થતા સમાનતા અને ન્યાય ભોગવતા થાય તેવું વાતાવરણ કરવું જોયીયે. chapter પૂરુ થયી ગયું ત્રીજુ chapter હા chapter નાગરીક્તા આપો અધિકારો અને ફરજો નાગરિક અને નાગરીક્તા ભૂમિકા રાજ્ય ના મૂળ ભૂ તત્વ નુ ચર્ચા કરતા આપળે જોયી રહ્યા છે કે પ્રથમ મૂળ ભૂત્વ તત્વ વસ્તી છે કારણ કે વસ્તી વગર ના રાજ્ય ની કલ્પના પણ કરી સકાય કરાય છે. વસ્તુ ના ખ્યાલ દર્શાવે છે કે વસ્તુ ના રાજ્ય મા લોકા તમામ લોકો સમાવેશ થાય છે રાજ્ય ની વસ્તુ ની એવુ કહી સકે નાગરીકો વસતી મા બીજા રાજ્ય મા થી આવેલા લોકો નું પરદેસ જુવે જોયીયે પુરેપુરા નાગરિક અને રાષ્ટ્રીય હોકો ધરાવતા ના હોય તેનુ લોકો મા સમાવેશ થાય છે વ્યાખ્યા નાગરિકો કોને કેહવાય તેની સમજ મેળવા સ્વસ્થ થાય છે જે સામાન્યતા નગર મા રહે તે નાગરિક તેવી સ્વીકાર્ય મા આવ્યુ છે એ તે જર્થીક પરિસ્થિતિ મા જોયીયે તે પ્રાથમિક દ્રીશ્ય ના સન્દ્ર્ફ મા આવું અ શાળાઓ મા આવ્યુ હતુ કેમ કે તે સમય મા રાજ્યો નગર રાજ્યો તરીકે ઓળખાતા હતા. હવે બસ એ સમય મા રાજ્યો નો વિકાર એટલો બધો ઓછો હતો કે નગર અને રાજ્ય એક રૂપ હતા તે સમય ત્યા પ્રત્ક્ય્શ લોકશાહી અમલ મા હોવા થી તેવો જેવો નગર રાજ્ય ના કારોબર મા પ્રત્યેક ભાગ લેતા તેના રાજ્ય ની પ્રજા તરીકે. પણ બજાવતા હતા તેવો ની ગણના નાગરિકો તરીકે થથી હતી એ શિવાય ગુના મા પણ નાગર રાજ્યો મા રેહતા હતા પરંતુ એ રાજ્યો ના કારોબર મા ભાગ લેતા નહી એજ ટોલના મતા મતા અનુસાર નાગરિક એવી વ્યક્તિ છે રાજ્ય ની સરકાર મા ભાગ લે છે અને રાજ્ય ના ઓદા ધારણ કરવાનુ અધિકાર સમાન્ય નાગરિક રાજ્ય નુ વતની છે એ રાજ્ય ની સરકાર સાથે વફાધારી ધરાવે છે તેમજ રાજ્યે સાથે ની કર બડાવે કરજ બધાવે છે ટુંક માં નાગરિક એ રાજ્ય પ્રતિ રાજ્ય નિષ્ઠા ધરાવતી વ્યક્તિત્વ અને તે રાજ્યો ની રક્ષણ ધરાવે છે આ સંદર્ફ મા હ્ફો અને વસ્તુ નાગરિક બને ત્યારે નાગરિકતા એટલે રાજ્ય મા રહેલી વસ્તુ એવો કે નાગરિક ને આકો થયા અને ફરજો ધરાવે છે સમય ના પરિવર્તન સાથે નાગરિક મા અસફળતા મા પણ પરિવર્તન આવેલું છે. પરિણામે નાગરિક કોને કેહવાય તેના જોવા જુદા જુદા સમય video નુ રાખ્યુ નહી શરુ મા જોયીએ તો એક ના મત્તા અનુસાર નાગરિક એવી વસ્તુ છે જે રાજ્ય ની સરકાર મા ભાગીદાર છે તેને રાજ્ય ના ઓદાઓ ધારણ કરનો અધિકાર બીજો ડોક્ટર બી બી આ સંદ્ર્ફ મા ઘણા લોકો છે તે નાગરિક કોને કેહવાય તેને આ પ્રમાણે સમજાવે છે નાગરિકો સમાજ ના સભ્ય હોય છે તેવો તેનું સમાજ પ્રતિ અમુક પર્વ થી બંધાયેલા હોય છે તેવો સમાજ ની અધિકાર તેના આધિન હોય છે અને સમાજ દ્વારા મળતા લાભો મા સમાન ભાગી દારી ધરાવે ત્રીજું અમેરિકા ના સર્વદ અદાલતે નાગરિકો નુ વર્થ ઘટન આ પ્રમાણે કરે છે પ્રમાણે નાગરિકો પોતાના ના રાષ્ટ્રીય સમુદા ને સભ્ય છે તેવો ભેગા મળી ને રાજ્ય ની રચના ને પોતાના ના સંગ્ઠો તરીકે પોતાના વ્યક્તિગત અને સામુહિક લોકો ના રક્ષણ માટે પોતાની ના સરકાર ને અધીન બનાવી તો શુ રાજ્ય શાસ્ત્ર ના અભ્યાસી શ્રી નીવાસન શાસ્રી ના મત અનુસાર નાગરિક એવી વ્યક્તિ છે તે રાજ્ય ના સભ્ય હોય છે રાજ્ય મા રહી ને તે પોતા નો સંપૂર્ણ વિકાસ તથા સાથે સાથ માનવ સમય ર્સવ ર્નીતી પરિણામો જેવી છે બીજી તરફ યુદ્ધ કરી સકાય તે મતલબ પ્રત્યન કરે પાંચમું. professor ચિંતન પ્રમાણે નાગરિકા નાગ્રીકતા એ જે જાહેર કરવા મા પોતાનો થાળો

આ વ્યાખ્યા નો અભ્યાસ પછી આ પ્રમાણા ના કારકો કરવાના કરી સકાય છે પેલું રાજ્ય ની વસ્તુ ના મોટા પ્રમાણ મા નાગરિકો નુ સમાવેશ થાય છે. નાગરિકો માત્ર્ર નિષ્ક્રિય વસ્તુ તરીકે વટવાનો નથી પણ તેના રાજ્ય ના કારોબાર મા શક્ય ભૂમિકા ભોગવાની હોય છે બીજું તેમને રાજ્ય ના પરિણામે સતત સમત રાખું જોયીયે અને તેમાં વધારો થાય તેવા પ્રત્યન કરવો જોયીયે. બીજું તેમને પોતાના ઇચ્તુત્મ આદર સોને સીધ કરવા માટે જે પરીસ્થીતીયું અનીવાયો છે તેમના પ્રતિ જાગૃત રેહવું જોયીયે તેમજ તેમનું રક્ષણ કરવુ જોયીયે. તો શુ રાજ્ય ના સભ્ય તરીકે તેમનું સર્વાંગી વિકાસ શક્ય બનતો હોત એ રાજ્ય પ્રતિ તેનું સંપૂર્ણ વફાદાર રેહવું જોયીયે તેમજ તેને પોતાની ફરજો નિકાસ પૂર્વ બજાવી જોયીયે. પાંચમી રાજ્ય ના આલીસાને કાયદા નું પાલન કરવું તેમજ અયોગ્ય આદેશો કાયદા નુ વિરોધ કરવાનની તૈયારી રાખવી જોયીયે વિરોધ કરવું જરૂરી લગતા વિરોધ કરવો જ જોયીયે.

વિભાગ નાને સ્વસ્થ કરતા જણાવી છે કે પેહલું સાચો નાગરિક જ્યા અન્યાય જુવે કે પછી ખોટુ થતુ જોયીયે ત્યા વિરોધ કરે છે તે પોતાની સમાજની ભૂમિકા પર લઇ જાયે છે બીજુ નાગરિક હોવા. અને જવાબદારી સંક્રાયેલ છે નીજુ નાગરિકો એ રાષ્ટ્ર માટે જમીન નથી અન્ય નાગરિકો ની સાથે જીવુ અને તેને સંભાળ લઇ. ચૌથું સારું નાગરિક પોતાનું સ્વસ્થ કરતા દેશ ના લાંબા ગળા ના હિત ને વધારે મહત્વ આપે છે પાંચમું નાગરિકો ને વિભાગ ના એ બે કહે છે કે સમુદાય સાથે જોડાયેલું હોવા હોવા થી સમુદાય ના હિત મા બધા નું હિત સમાવેલું છે. આ સમજ દરેક નાગરિક મા હોવા જરૂરી છે આ ઉપર થી સ્પષ્ટ થાય છે કે નાગરીકો પાસે થી એવી અપેક્ષા રાખવા મા આવે છે કે તેમનું પોતાનું વ્યવહાર અને વર્તન જવાબદારી પૂર્વક કરવા જોયીયે. નાગરીકો એ રજની પરિસ્થિતિયોને સમજ મેળવા સદેવ તત્પર રેહવું જોયીયે જયારે જરૂર પડે ત્યારે પોતાના પૂર્વગ્રહવિના ના અને સ્વંત્ર અભિપ્રાય ની leader પણ વ્યક્ત કરવો જોયીયે. નાગરીકો આ પ્રકાર ની ભૂમિકા વધી અપેક્ષા અભીપ્રતિ આ અપેક્ષા ને સાકાર કરવાનું શિક્ષનો વિતરણ થવ જરૂરી છે શિક્ષિત નાગરિકો રાજ્ય ના કાર્ય સાથે નજર રાખી ને તેને બે જવાબદાર બનતા રોહી છે. સાથો સાથ તેમને છુટા પ્રમાણ મા સાચા સમાચારો અને માહીતો મળતા રહે તો ખબર પણ થવુ જોયીયે નાગરિકતા પ્રાપ્ત કરવા સિદ્ધાંતો

તેના કારણે તે હકો વિશા સુધી તારો અને ફરજો ધરાવે છે નાગરિકતા કેવી તે પ્રાપ્ત થા છે આપણે સૌ રાજ્યો ના નાગરીકો હોવા છતાં નાગરિકતા કેવી રીતે મળે છે તેનુ ફર્ક ઘણા ને બહુ ઓછો હોય છે. આ દ્રીશ્તીયે નાગરિકતા મેળવા માટે સિદ્ધાંતો ને આપળે વિચાર કરવો જોયીયે તેનુ પ્રાચીન ગ્રીક રોમ અને ધર્મ ની નાગરિકતા સંબંધો એવો સિદ્ધાંત સ્વીકારાયો હતો કે બાળક ના માતા પિતા કે બેહન મા થી એક ભી નાગરિકતા ધરાવતો હોય તેજ નાગરિકતા બાળકો ને જન્મ સાથે મેળવી હતી આ પ્રકાર ના નાગરિકતા જન્મ દત્ત નાગરિકતા ગણાય છે આ સાથે એવો વિચાર પણ સંક્રયેલો છે કે બાળક ના માતા પિતા અન્ય રાજ્યો મા રેહતા હોય અને ત્યાં બાળક

અને તે પણ પરદેશી તરીકે ઓળખાય છે બીજુ સામાન્ત યુગ મા પ્રદાર્શિત સર્વ ધર્મત્વ નુ તે દરમિયાન નાગરિક સંબધે એવો સિદ્ધાંત અસ્તીત્વ મા આયો હતો બાળક જે સ્થળે જન્મે તે સ્થથળ ની નાગરિકતા તેને મળે આ પ્રકારના બાળક ના માતા પિતા ની નાગરિકતા ધ્યાનમા લેવામાં આવતી નથી. આજ નો મારો topic છે માનવ માનવ શરીર વિશે જાણવા જેવી પણ ન જાણિ ન જાણી હોય તેઓ વીસ વિસ્મકારક વિગતો માનવ શરીર ને જો જગતનું સૌ સૌથી સ સંકીર્ણ મશીન ગણો તો એ મશીનનું સંચાલન કરતુ central processing unitCPU મગજ છે જેમાં વિવિધ પ્રકારના સંદેશા વિ વિદ્યુત signal રૂપે ઉદ્ભવીને છેવટે છેવટે આખા શરીરમાં પથરાયેલા કુલ એક લાખ પચાસ હજાર kilometer પૃથ્વી ફરતે ચાર ચાર આંટા વીંટાળી શકે એટલા લાંબા જ્ઞાન જ્ઞાનતંતુઓના network માં સતત વહેતા રહે છે તાંબાના બનેલા electric wire નું વિદ્યુત વહન પ્રકાશ વેગના છન્નું ટકા લેખે એટલે કે સ second ના બે લાખ અઠ્યાસી હજાર kilometer લેખે થતું હોય છે તે શરીરના જ્ઞાનતંતુઓમાં વહેતા signal અને ઝડપ કેટલી આ રહ્યો જવાબ સ્પર્શના સ્પર્શના message નો વેગ second દીઠ zero point અગિયાર kilometer અગિયાર zero point અગિયાર kilometer વિચારોના signals નો વેગ, zero point zero ઓગણીસ kilometer પ્રતિ second જયારે પીડા પીડાના સંદેશાનો વેગ તો પ્રતિ second પ્રતિ second zero point zero એક kilometer કરતા વધારે નહીં પીડા અંગેના બડે પીડા અંગેના bad news જ મગજ મગ news જ આપવાના હોય તો પછી

ઘણા ખરા કોષોનો વ્યાસ zero point zero બે millimeter કરતા વધુ નથી

થયું સિત્તેર વર્ષની આયુ દરમિયાન સરેરાશ વ્યક્તિ સાઈઠ હજાર લીટર પાણી અને પચીસ પચીસ ટન જેટલો ખોરાક પોતાના શરીરને બળતણ તરીકે આપે છે આ બળતણ દહન વડે પ્રાપ્ત થતી રસ રાસાયણિક ઉર્જા વિવિધ biological કાર્યમાં વપરાય છે એક એક કાર્ય ચાલુ ચા ચાલવવાનું પણ ખરું માણસ સિત્તેર સિત્તેરની વયે પહોંચે ત્યાં સુધી તેમ તેને કુલ મળીને બાવીસ હજાર પાંચસો કિલોમીટરને પગપાળા પ્રવાસ ખેડી નાખ્યો હોય છે. ચાર minute માં સરેરાશ બોત્તેર વખત ધબકતુ

પંદર કરોડ પચાસ લાખ લીટર લોહીનું pumping કરી ચૂક્યું હોય છે. આટલો જથ્થો દસ boeing દસ boeing સાતસો સુડતાલીસ jumbo jet ની fuel tank ને સિત્તેર વર્ષ સિત્તેર વર્ષ સુધી દર વર્ષે અને

સિત્તેર kilogram ના સરેરાશ વ્યક્તિની ચામડીનું વજન દસ હજાર આઠસો એંશી gram હોય છે. સપાટ સપાટ પરસ પર પાથરી દીધી હોય તો એક point આઠ ચોરસ meter ના વીસ વીસ ચોરસ feet ના area એ તે આવરી લે ચામડીનું ચામડીનું કહેવાતું બાહ્ય પડ બાહ્ય પડ ચાર ચાર જુદા જુદા આવરણોનું બનેલું છે સૌથી ઉપરનું આવરણ બારીક ફોતરી ફોતરીઓ રૂપે ખરતું ખરતું જાય તેમ નીચલા આવરણમાં નીચલા આવરણના કોષો ધીમે ધીમે સપાટી તરફ સરકે છે થોડા વખતમાં થોડા વખતમાં એ કોષો પણ મરીને ખરી પડે છે આ રીતે આ રીતે પુખ્ત વયની વ્યક્તિ એક એક કલાકમાં ત્વચાના છ લાખ કોષો ગુમાવે છે આ છેલ્લું વાક્ય વાંચી રહ્યો ત્યાં સુધીમાં ત્વચાના પાંચ હજાર કોષો ખરી પડ્યા હશે ત્વચા વિષે કંઈક વધુ જાણો છ point ચોપ્પ છ point પિસ્તાળીસ ચોરસ centimeter એક ચોરસ inch ગુણ્યા ચાર millimeter ની જાડાઈનો જાડાઈનો એક ચક્કો મનોમન એક ચક્કો મનોમન વિચારો અને તે ત્વચાનો હોવાનું ધારી લો ધાર્યું તો હવે ધારણ હવે ધારણા બહારના કેટલાક આંકડા વાંચો ત્વચાના એક ત્વચાના એટલા અમસ્તા ચક્કા ચક્કામાં છસ્સો પચાસ કરોડ પ્રસ્વેદગ્રંથિઓ, કુલ ત્રેવીસ meter પંચોતેર feet કુલ લાંબા જ્ઞાનતંતુઓ, એક હજાર સંવેદકો, સાઈઠ કેશગ્રંથિઓ પંચોત્તેર તેલી ગ્રંથિઓ તથા પાંચ point આઠ kilometer લાંબી રક્તવાહિનીઓ હોય છે શરીરમાં બધું મળી બે હજાર શરીરમાં બધું મળી બસ્સો છ હાડકા છે દરેક હાડકું અંત્યત મજબૂત છે અને તે મજબૂત મજબૂત હોવું જરૂરી પણ છે કેમ કે શરીરના જે તે ભાગોને ભાગોનો બોજ તેમને ખમવાનો હોય છે દા દાખલા તરીકે સિત્તેર kilogram ની વ્યક્તિ ચાલતી હોય